આજે આપણે વસતી વધારો અને તેના લીધે ઉદભવ તી સમસ્યાઓ અને વસ્તી નિયંત્રણ અંગે. વાત કરીશું. વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા છે. છેલ્લાં પચાસ વર્ષના સમય ગાળામાં વિશ્વની વસતી વસતી બમણી થઈ ગઈ છે. વિશ્વનાથ દર second ચાર નવા બાળકો જન્મે છે. આ પ્રમાણે જોવા જઇએ તો એક દિવસમાં વિશ્વની વસ્તી માં બે લાખ કરતા પણ વધુ લોકો નો ઉમેરો થાય છે.

પ્રમાણે february બે હજાર છ માં વિશ્વની. અબજના આંકને વટાવી ગઈ હતી. united nation population fund બાર october ઓગણીસ નવના દિવસે વિશ્વની વસતિ છ અબજના ને સ્પર્શતા જવા ના દિવસ તરીકે નક્કી કર્યા હતા. વિશ્વ વસતી ના આંકડાઓ પ્રમાણે વધુ વસ્તી ધરાવતા દેશો માં ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ અનુક્રમે ભારત US, Indonesia, Brazil, Pakistan, Nigeria, Bangladesh, Russia and Mexico વધુ વસ્તી ધરાવતો દેશ છે. હવે ભારત પર ભારતના પ્રથમ નંબરે પહોંચી ગયું છે. વસ્તી વધારા માં એક અંદાજ પ્રમાણે ભારત બે હાજર પચીસ સુધી માં ચીન ને પાછળ ધકેલી વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. ભારત માં વસ્તી વધારા ની સમસ્યા વિશ્વમાં વસતી ના મામલે ચીન પછી. ભારત બીજા નંબરે વિસ્તાર ની દૃષ્ટિએ જોવા જાયે તો ભારત ચીન ની સરખામણી માં ઓછો વિસ્તાર ધરાવે છે તેમજ ભારતની આર્થિક સ્થિતિ અન્ય ભાષા નબળા હોવા થી ભારત માટે વસતી વધારો ગંભીર સમસ્યા બની ગઇ છે. દુનિયા માં દર છ વ્યક્તિએ એક વ્યક્તિ ભારત માં વસે છે. સંખ્યા અપ ને જોવા જઇએ તો વિશ્વની વસ્તી ના. પંચા સી ટકા પશ્ચિમ ભારત માં વસે છે ભારતની વસતી વધી ને એકસો ચોત્રીસ crore નો આંકડો પાર કરી છે જે વિશ્વના વધુ વિસ્તાર ધરાવતા દેશો ની વસ્તી માં બજ વધારે છે. એક અંદાજ પ્રમાણે ભારતની વસતી ના મામલે બે હાજર પચીસ સુધી માં ચીન ને પાછળ ધકેલી દે વસ્તી વધારા બાબતે પ્રગતિ કરવી. એક ગર્વ લેવા ની ને પણ અતિ ગતિ નિશાની છે. આ બાબતે દેશ ના નાગરિકો ગંભીરતા લેવી જોઈએ. ભારત માં દર એક minute એકાવન બાળકો નવા ઉમેરાય છે. દેશ ની વસતી માં પચાસ ટકા લોકો પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમર ના પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમર ની વસ્તી જોવા જઇએ તો દેશ ની ટકા વસતી જાયે. આ દ્રશ્યો જોવા જઈએ તો ભારત યુવાનો નો દેશ ગણી શકાય. ભારતના અમુક રાજ્યો ની વસ્તી વિશ્વના ઘણા દેશો ની સરખામણી માં આગળ. ઉત્તર પ્રદેશ ની વસતી પ્રાચીન ને કુલ વસ્તી બરાબર છે. બિહાર રાજ્ય ની વસતી જર્મની ડેશ કરતાં વધુ તો મહારાષ્ટ્ર રાજ્ય ની વસતી મેક્સિકો ડેસ્ક ની વસ્તુ વસતિ જેટલી વસ્તી વધારો એક સચિત સમસ્યા છેલ્લા પચાસ વર્ષમાં વિશ્વની વસ્તી સતત વધી રહી છે. પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. ભારત માં કુટુંબ નિયોજન કે ચોક્કસ નિયમો ન હોવા થી વિશ્વની સરખામણીએ ભારત માં વસ્તી ચિંતાજનક રીતે વધી રહી છે. પુરુષપ્રધાન કુટુંબ વ્યવસ્થા ના લીધે જહાઁ સુધી પુત્ર જન્મ ની લાલચ માં પરિવાર માં છથી સાત પુત્રીઓ જન તી હોય છે. શિક્ષણ ના અભાવે કુટુંબ નિયોજનના સાધનો અને ઉપાયો અંગે પૂરતું ધ્યાન ન હોવા થી પણ બે કરતા વધુ બાળકો છે. વસ્તી નિયંત્રણ માટે માત્ર સ્ત્રી જ ધ્યાન માં લેવાય છે, પરંતુ નસબંધી ને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. કેરળ લક્ષદ્વીપ અને મિઝોરમ રાજ્ય માં શિક્ષણ નું પ્રમાણ વધારે છે. આવા રાજ્યો માં દેશ માં વસ્તી વધારા પાછળ આજે પણજી રાજ્ય માં શિક્ષણ નું પ્રમાણ ઓછું છે ત્યાં વસ્તીવધારો બધું છે જે દેશ માં શિક્ષણ નું પ્રમાણ ઓછું છે. લોકો જાગૃત છે ત્યાં વસ્તી વધારા નો નિયંત્રણ માં છે. જ્યારે વિકાસ શીલ અને અલ્પવિકસિત દેશો માં શિક્ષણ અને આરોગ્ય ની સેવા નિમ્ન સ્તર ની ઔદ્યોગિકરણ બાલ વસતિ માં ખુબજ વધારો. જોવા મળ્યો છે. આરોગ્ય ની વધ તી જતી સુવિધાઓ નું કારણે દેશ માં મૃત્યુ દર માં ઘટાડો થયો છે. બાળ મૃત્યુદર ઘટ તાં પ્રમાણ ને લીધે બાળકો ની સંખ્યા માં વધારો થાય છે. આરોગ્ય ની સુવિધા ના લીધે જન્મ ની સરખામણી મૃત્યુ નો ઘટાડો થયો છે. જે પણ વસ્તી વધારો થવા માટે જવાબદાર છે.

વસ્તી વધારા ને લીધે કોઈ પણ દેશ ની આર્થિક પરિસ્થિતિ પર અસર થાય છે. સાથે સાથે દેશ ના અન્ય સમસ્યાઓ ભવિષ્ય સતત વધ તી જતી વસ્તી ને લીધે દેશ માં ગરીબી બેકારી ભૂખમરો જેવી સમસ્યાઓ ઉદભવે છે. પતિ જતી વસ્તી બેઠક માટે ખેતી લાયક જમીન નો ઉપયોગ નવી વસાહત ઉભી કરવામાં થાય છે. જેના લીધે અનાજ નું ઉત્પાદન ઘટે છે તો બીજી તરફ લોકો નું પ્રમાણ વધવા થી

તેમજ અન્ય પ્રાણીઓ નો નાશ થાય છે. શહેરમાં વધ તી જતી વસ્તી ને લીધે ઝુપડપટ્ટી અને ગંદકી જેવી સમસ્યાઓ સર્જા શે લોકોને

દિવસે દિવસે હવા, પાણી અને જમીન નું પ્રદૂષણ વધ તું જાય છે. વસ્તી વધારા ના લીધે દેશ ના વિકાસ પર અસર થાય છે. વિકાસ શીલ દેશો માં વસ્તી વધારા નો દર વધુ જોવા મળે છે જે દેશ ના વિકાસ ને અવરોધે શન દેશ ના વિકાસ પાછળ થતો ખર્ચ, વસ્તી વધારા, રૂપી રાક્ષસ ઘર કી જૈસે વધુ લોકો માટે શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ ની વ્યવસ્થા પાછળ ખર્ચ. વધી જાય છે. વધુ લોકોને રોજગારી પૂરી પાડવી શક્ય ન હોવા થી બેરોજગારી ની સમસ્યા સર્જા શે જેના લીધે ચોરી, લૂટફાટ જેવી સમસ્યાઓ પણ સર્જાય છે. વસ્તી વધારા ના કારણે સંરક્ષણ અને વિકાસ પાછળ થતાં ખર્ચમાં કાપ મુકવા પડે છે. વિશ્વના બધા દેશો વસ્તી વધારો અટકાવવા પ્રયત્ન શીલ જે ચીન જેવા સામ્યવાદી દેશો તો એકથી વધુ બાળકો પર પ્રતિબંધ મુક્યો છે. આઝાદી પછી જવાહરલાલ નેહરુ ની સરકારે વસતી નિયંત્રણ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. હવે વસ્તી વચ્ચે તો અપ ની પાસે ખાવા માટે અનાજ અને પહેરવા માટે કપડાં નહીં હોય એ ચિંતાએ સરકારે સાઇટ ના દશકા માં વસતી વધારો અટકાવવા નો પ્રયાસ શરૂ કરો. અને સરકારે અપીલ કરવા નું શરૂ કરો. ઓગણીસો ઈકો તેર માં ભારતની વસ્તી વધી ને છપ્પન crore થઈ જતા સરકારે હમ દો હમારે ડો નો વિચાર મુકી લોકો માં જાગૃતિ લાવવા નો પ્રયાસ કર્યો જનતાએ તો ધ્યાન ન આપ્યું સંજય ગાંધી emergency દરમિયાન લોકોને ઘરે થી પકડી પકડી નસબંધી નો આરંભ કર્યો જેનો ખૂબ વિરોધ થયો જનતાએ જવાબ આપ્યો ઇન્દિરા ગાંધી ને ચૂંટણી માં હરાવી ને આ પછી વસ્તી વધારો

શિક્ષણ બાળકો ને આપવામાં આવે છે. સરકાર તરફથી લોકો માં જાગૃતતા લાવવા પૂરો પ્રયાસ કરવામાં આવે છે. લોકોને નાના કુટુંબના ફાયદા અને મોટા કુમ ના ગેરફાયદા ની વિદ્યા પંથી વિદ્યાપતિ મડ સમજાવવા નો પ્રયાસ કરવામાં આવે છે. છતાં પણ જ્યાં શિક્ષણ નું પ્રમાણ નહીવત છે તેવા વિસ્તારો માં વસતી વધારા નો દર ખૂબ જ જોવા મળે છે. વસ્તી વધારો એક ખરેખર વિશ્વ માટે ચિંતાજનક સમસ્યા છે જે લોક જાગૃતિ થી નિયંત્રણ માં આવી શકે. બાળક ભગવાન ની ડેરી જેવી વિચારસરણી વાળા લોકોને આ અંગે પૂરતું ગ્રહણ આપવા ની જરૂર છે. સરકાર તરફથી તથા યોગ્ય ઉપાયો સાથે આપ ને પણ આ અંગે જાગૃત લોક જાગૃતિ માટે પૂર તા પ્રયાસ કરેં તો ચોક્કસ દેશ ને વિશ્વની વસ્તી વધારા ઉપયોગ કરી શકે. વસતી વધારા માટે એક નિકોલ બધા નો સહકાર હોવો જોઈએ કે બધા લોકો આ વસ્તુ ને સમજે અને નું પાલન કરેં. વિશ્વ વસ્તી દિવસ એટલે કે વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે અગિયાર મી જુલાઈ ને ઓળખવા માં આવે છે. સમય માં વિશ્વ વસ્તી વસ્તી વધારા ની સમસ્યા ઘણી વધી રહી જેને કારણે કેટલીક વિકટ પરિસ્થિતિ નો સામ નો કરવો પડ્યો છે. વિશ્વમાં વસ્તીવધારા ની સમસ્યા પ્રત્યે લોકો માં જાગૃતિ આવે તથા વધ તી જતી વસ્તી પર અંકુશ લાવી શકે તે માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ ના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સંચાલન પ્રસિદ્ધ દ્વારા વિશ્વને નવ્યાસી વસ્તી દિવસ. ઉજવવા માં આવે છે.

વિજય ગુપ્ત મૌર્ય ની જન્મશ શતાબ્દી તારીખ તો બરાબર યાદ નથી પણ વર્ષ ઓગણીસો સતાવન નું હતું, ભારતીય નૌકાદર નું યુદ્ધ

નીકળ્યા ના સમાચાર મધ મધદરિયે મળ્યા પછી જહાજે પૂર્વ આફ્રિકા ની દિશા પકડી હતી, હવે તે કેન્યા ના મામ્બાસહ બને તરફ આગળ વધી આગળ વધી રહીયુ હતું, કાંઠો હજુ કેટલા કિલોમીટર દૂર હતો, ત્યાં જહાજ ના માં wirelessmessage જ રિલયો, message મામ્બાસા બંદરે થી હતો આપણા જહાજ પર વિજયગુપ્તમૌર્ય નામ ના પત્રકાર હાજર છે જો હોય તો એમને જાણ કરો, એમને મળવા માટે અહીં ગુજરાતીઓ ની ભીડ જામી છે નહીં, એ નામ ની કોઈ વ્યકતિ અમારા જહાજ માં નથી, આઇએસએન રણજિત પર ફરજ બજાવી રહેલા કમાન્ડર એસએન નંદા એ એસએન નંદા એ પ્રત્યુત્તર આપ્યો, અહીં એક જ પત્રકાર છે અને એનું નામ મિસ્ટર વાસુ છે વિજયગુપ્ત મૌર્ય નહીં, નંદા એ ફોન નું receiver મૂક્યું, આ સાંભળી કોમોડોર, કોમોડોર નંદા ની બાજુ માં, નંદા ની બાજુ માં ઉભેલા પત્રકાર તરત બીલો ઉઠ્યા, એ હું જ છું, મારા વાચકો મને વિજયગુપ્ત મૌર્ય તરીકે ઓળખે છે, નંદા આશ્ર્ય નંદા આશ્ચ્ર્ય પામી ગયા હતા, સામુદ્રીપ્રવાસ દરમિયાન મિસ્ટર વાસુ સાથે વિવિધ વિષય પર વાતચીત કરતી વખતે તેમના અતિજ્ઞાન નો પરચો નંદાને બરાબર મળ્યો હતો

નંદા માટે કલ્પના બહાર, કલ્પના બહાર ની વાત, થોડી વાર બાદ જહાજ મામ્બાસા પહોંચ્યું, ત્યારે તો નંદા એ આશ્ચ્ર્ય તરફ ઓર વધિયું મિસ્ટર વાસુ ઉર્ફ વિજયગુપ્તમૌર્ય જહાજ માંથી ઉતર્યા એટલે હાર પેરાવા સાથે અનેક ગુજરાતીઓ એ તેમને ઘેરી વળ્યાં, આ સૌ ગુજરાતીઓ મુંબઈ થી પ્રગટ થયા અને પૂર્વઅફ્રિકા માં લગભગ બાવીશહજાર નકલો નો ફેલાવો ધરાવતા જન્મભૂમિ પ્રવાસી અકબર અખબાર ના વાચકો હતા. સૌનો આનંદ એટલા માટે સમાતો ના હતો કે પ્રવાસી, પ્રવાસી માં આખરી વાસી આખરી પાને છેલ્લું પાનું શીર્ષક હેઠળ વર્ષો થી, શીર્ષ થી જ્ઞાનવિજ્ઞાન ની અદભુત વચન ના સામગ્રી ના કલમ બાય વિજયગુપ્તમૌર્ય ને નજરે નજરે જોવાનો લ્હાવો તેમને મળ્યો હતો આ નાટ્યતમક પ્રસંગ પ્રસંગ આજે માનો કે ના માનો જેવો લાગે, પણ વીજુગુપ્તમૌર્ય, વીજુગુપ્તમૌર્ય માટે આવા પ્રસંગ પત્રકારકત્વ માં એમની સાડા ચાર

ગૌવામી, વિજયરાયજી, વિજયતુનદ, ઇંદ્રધનુ, વસંતવિજય, વગેરે કુલ સત્તર ઉપનામ હોય તેમને ઓગણીસો પિસ્તાલીસ થી ઓગણીસો એકાનું સુધી અનેક કામયકુમાર તેમજ અખબારો ના જ્ઞાન વિજ્ઞાન ના વિવિધ વિષયો પર હજારો લેખો આપ્યા, ખગોળ શસ્ત્ર હોય કે કીટકશ્રુષ્ટિ પ્રાણીજગત હોયકે વનસ્પતિ જગત દુસ્તર શાસ્ત્ર હોય કે ભૌતિક શાસ્ત્ર વિજયગુપ્તમૌર્ય ની કકડ દરેક વિષય પર હતી, વળી મજબૂત હતી જે તે વિષય માં તેનો તેનું પંડિતવ તો ખરું ઉપરાંત અઘરા માં અઘરા વિષય ને સરળ ભાષા માં રજૂ કરવા ની અનોખી શૈલી એમની એમની પાસે હતી, આ બેઉ ખુબી ઓ ના સમન્વય લખો ગુજરાતી વાંચકો ને વિજયગુપ્તમૌર્ય ની કલામ ના ચાહક બનાવ્યા હતા, આજ થી બરાબર સો વર્ષ પેલા છવીસ, છવીસ ઓગણીસો નવ ના રોજ છવીસ ઓગણીસો નવ ના રોજવિજયશંકર મુરાજી વાસુ તરીકે પોરબંદર માં જન્મેલા વિજયગુપ્તમૌર્ય એ માધ્યમિક શિક્ષણ પોરબંર માં ભાવ શ્રીજી હાઈ સ્કૂલ માં લીધૂ ઓગણીસો તેત્રીસ માં મુંબઈ માં વકીલાત ભણી ને પોંબંદર પાછા ફર્યા, અને વકીલાત શરૂ કરી, ચાર વર્ષ પછી દીવાના અને ફોજદારી અદાલત માં ન્યાયાધીશ તરીકે તેનો હોદ્દો સાંભળ્યો મૂળ જીવ લેખકો ને અને વળી પક્શીદારખંડ નો ભારે શોખ એટલે પક્ષીઓ વિષે પોતાનું ઊંડું જ્ઞાન લેખકો ના લેખો ના સ્વરૂપે વ્યકત કરે અને એ લેખો પ્રકૃતિ નામ ના સામયિક, સામયિક નિયમિત રીતે છપાય, માણસ ના જીવન માં અમુક પ્રસંગ turning point સાબિત થયા હતા પોરબંદર માં ન્યાયધીશ વિજયશંકર વાસુ એ વખત જતા વિજયગુપ્તમૌર્ય બનાવ માં નિયનિત બનેલો પ્રસંગ ઓગણીસો ચુમાંલીસ માં આકસ્મિક વિજય બન્યો, થયું એવું કે મુંબઈ માં ગોરિસરકાર સામે આઝાદી ની લડત ચાલતી હતી આવા પ્રસંગે અવસરે ક્રાંતિકારી નામ નો ભેટો થયો બ્રિટિશ સરકાર સામે આંદોલન, આંદોલન કર્યા આરોગ્ય ઓફિસર અને તેમના સાથિદાર ના નામે મુંબઈ માં arrest warrant જારી થયું હતું બ્રિટિશ સરકાર સામે આંદોલન, આંદોલન કર્યા આરોગ્ય ઓફિસર અને તેમના સાથિદાર ના નામે મુંબઈ માં જારી થયું હતું વિજયશંકર વાસુદેવ ને તેમને પોતાનો કેસ લાડવા વિંનતી કરી કે ત્યારે જવાબ મળ્યો તમે ચિંતા ના કરો, તમારો કેસ હું લડીશ ન્યાયધીશ હોવાના નાતે ન્યાયધીશ હોવાના નાતે જો કે એવું કઈ કરી ના શકે, એટલે જજ ના મોઘાદાર પદ પર થી રાજીનામુ આપિયું, સામાન્ય વકીલ ની ડૉક્ટર નો કેસ વિના મૂલ્ય લાડવા એ મુંબઈ ગયા અને અવસરે ન્યાય આપ્યો, આ બનાવી વિજયશંકર વાસુ એ ન્યાયધીશ તરીકે ની કારકિર્દી ને પૂર્ણવિરામ ભલે મૂકી દીધું પણ બીજી તરફ તેમના રહેલા લેખક જીવન ને બેઠો કરી દીધેલો, મુંબઈ માં વસી જવાના નિર્ણય કે ગોરધન દાસ ની પેઢી માં મહિને માત્ર પંચોતેર રૂપિયા ના પગારે વિજયશંકર જોડાયા હતા, આર્થિક આર્થિક સંઘર્ષ થકવનારો હતો, છતાં તેમને પોતાનો લેખન લેખક શોખ જીવંત રાખ્યો, અને પ્રકૃતિ સામુહિક માં લેખો આપતા રહ્યા, કેટલા વર્ષ બાદ મુંબઈ માં પ્રતિષ્ઠિતજન્મભૂમિ પ્રવસી અખબાર સાથે જોડાવાનો એમને મોકો મળ્યો

સાહિત્યકારો, પપરંતુ સમય જતા બ્રહ્માંડ માં વિજ્ઞાન સમુદ્રશ્રુષ્ટિ સહિતસારુવાત છે વૈવિધ્યપૂર્વ કલમ વિજય ગુપ્ત મૌરાય ને તેમ છેલ્લું પન્નુ દરમિયાન તેમને વધુને વધુ અપાતું કરિયું અને વિજય અને લેખન છેવટે આખા પણ નું લેખન કરતા થયા, ઓગણીસો તોતેર, ઓગણીસો તોતેર તેના અર્થ, અરથ માં રસ માં જન્મભૂમિ પ્રવસી તેઓ તેની પત્રકાર તેમજ અખબારો માં સામયિક માં માહિતી ભગત લેખો આપવા લાગ્યા, એ દરમિયાન લેખક તે વાઘ ની સોબત માં શિકારી કિન્યા વગર હાથી ના ઘોડા ના પગ માં કત્છ થી કાશ્મીર સુધી લડી જાણિયું, અગ્નિશન અગ્નિશન, ઝગમગતું જવેરાત, સમુદ્રમંથન, અજાયબ દેહશ્રુષ્ટિ પ્રકૃતિ ના લાડકવાયા પાંખિયો જિંદગી જિંદગી વગેરે પુસ્તકો પણ લખ્યા પત્રકારત્વ માં લગભગ લાંબી કારકિર્દી ભગવા છતાં આર્થિક, આથી રીતે કદી બે પાંદડે થયા નહીં તૈયાર કરાયેલા એક એકે લેખન લેખ નું જે આર્થિક વરતાલ પ્રકાશનો તરફ થી કદી મળિયું નહીં કદી આશકીય અપેક્ષા રાખી પણ નહીં એટલે જે મળિયું તેનાથી સંતોષ મણિ ને સાદગી ભરિયું જીવન વિતાવ્યુ કંઈક નવું લાટડ અને જ્ઞાન લખન પીરસવાની નેમ સાથે કલમ ઉઠાવી હતી અસાધ્ય રોગ લાગુ પડ્યો હોવા છતાં તેમને પોતાની કલમ નું તેજ જાણવી રાખીયું અસાધ્ય રોગ લાગુ પડ્યો હોવા છતાં તેમને પોતાની કલમ નું તેજ જાણવી રાખીયું એટલે આ બધામાં એટલે અલગ price હોય આ બધાની હવે અમારા સ્ટોકમાં આવી ગયો વપરાયેલા ઉપર નીચે થવા માટે થાય કે ના થાય થાય કે ના થાય હવે માની લો કે sixteenth ક્રોસ કરી નાખી તો હવે hundred પહેલા તો hundred ઉપર મોકલી જશે ને એની price કઈક અલગ હશે તો હવે ત્રણસો રૂપિયા તો મારો બુકિંગ માટે પૈસાનો છસો કેમ કે એર ક્રમ આવી રહ્યો છે અને હવે વિચારો કે યાર એને છે ને ત્રીસ રન છે એ પચાસ રન સુધી આવે ને એકદમ slow થઈ ગયો મજા આવે તો શું થશે? ના ના હવે ના સો ઐ નૈ થઈ તો જે આપણે હવે ઓપ્શનમાં આપણે જેને buy કરીએ buy sell કરીએ ત્યારે આપણે પ્રીમિયમ કરીએ છીએ બરાબર છે આપણે જો buy હોય ને ઓપ્શનમાં તો આપણે પ્રીમિયમ દેવું પડે આ પ્રીમિયમ કોને જશે સેલરને અને સેલરની તરફ પૈસા આવે આપણે એકાઉન્ટમાં આવે અને દેવા પડે તો જ આપણું ટ્રાન્સલેશન થાય બરાબર છે. પણ કયા પ્રીમિયમ એન્ટ્રી માંગે કયું પ્રીમિયમ માર્કેટમાં કહ્યું કઈ રીતે ઉપર-નીચે થશે એ કેમ ખબર છે એનો answer આવે ઓપ્શન ગ્રીપ્સ એની નીચે ઓપ્શન ગ્રીપ્સ અને ઓપ્શન ગ્રીપ્સ આટલી સુ? તો કે ડેલ્ટા ગામા અને ક્રેટા ને થેતા બે હવે એણે એમ તમને સમજાય તો બહુ સારી રીતે બહુ મજા આવશે જો અહીંયા as a seller છું એટલે એણે મને શું કીધું ખબર તમારા પાસે દસ હજાર પાચસો ની આ ફિગર યાદ રાખજો ફાયદા દસ હજાર પાચસો ની હવે જો માણસ strategy તો જુઓ મારે દસ હજાર પાચસો ની આપવા પડે આપવા પડે નહીં એકમાં પણ દસ હજાર પાચસો જાય છે અને બીજા માં આવે છે બીજું કંઈ નથી બરોબર okay હવે જે રિલાયન્સ છે એટલે કે નીફ્ટી છે એના અલગ અલગ કોન્ટેકમાં પ્રીમિયમ decide કઈ રીતે તો સૌથી મોટો પ્રશ્ન હવે તમે વિચારો કે પ્રીમિયમ છે forty three rupees બરાબર તો પ્રીમિયમમાં વધઘટ થવા પાછળ અમુક reason કે અમુક reason કયા કયા? તો એવું તમને કહીશ કે એના સેના લીધે થાય એમ એકદમ common sence છે તે d માટે supply કે લોકો લોક કોન્ટ્રાક્ટ કરતા sell કરતા હોય centralment હોય તો ઉપર નીચે થતા હોય બરાબર ચેક બોક્સ એટલે ક્યારેય જવા દઈએ ઉપર નીચે માર્કેટ થાય છે પણ અચાનક માર્કેટમાં લોકો વધારે આવી જાય અને આ કોન્ટ્રાક્ટ લેવા માંડે તો ઉપર નીચે ઉપર વધે

આ બધું city developing છે આ બધું તમને સમજાયું હતું બરાબર પણ હવે એક વસ્તુ એવી છે કે જો તમે પચીસો હેસિ વાળી સાઈડ લીધી. તો એનો પ્રીમિયમ સ્પીડ છે એ કંઈક અલગ હશે છ્બિસો વાળા સાઇડ લીધી અને એની સ્પીડ કા કાલા હશે છ્બિસો પચાસ વાળું જે સાઈડ લીધું અને એની કંઈક સ્પીડ અલગ હશે જો રિલાયન્સ પચાસ પોઇંટ નવ થશે ને પચાસ પોઇંટ નવ અત્યારે રિલાયન્સ ચાલે છે પચાસ પ્રતિસત હેસિ અને પચાસ થશે ને અને જો પચિસો હેસિ વાળી સાઈડ લીધી હોય ને તો એનું જે પ્રીમિયમ હોય છે એની કંઈક સ્પીડ અલગ હશે પછી પચિસો સાહિથ વાળી ફાઈલ લીધી હોય એનો પ્રીમિયમ એની સ્પીડ કઈક અલગ હશે અને પચીસો ચાલીસ વાળી સાઈડ લીધી હોય તો એની સ્પીડ અલગ હશે એટલે આ બધામાં change થશે પણ તમને profit loss નહીં થશે જો તમે અહીંયા કોઈ અહીંયા કોઈ કે અહીંયા માર્કેટ ઉપર પ્રીમિયમ બધાના ઉપર નીચે થશે પરંતુ તમને profit અલગ અલગ સ્પીડમાં કારણ કે આજે પ્રીમિયમ છે તમે જ્યાં અલગ અલગ લોકેશન નો પ્રીમિયમ આપો છો all side અને એ લોકેશન ઉપર આપે છે તમારે risk ઉપર આપે છે તમારા risk ઉપર તમે કેટલા પૈસા ચૂકવો છો? કંઈ વાંધો નહીં. આ સાઈડ લઇ લ્યો ને વધારે પ્રીમિયમ ચૂકવવું પડે તમે આ ઊંચાઈ લો ને તો છું તમારો risk જે આ વધી જતો હોય અહીંયા risk તમારો ઓછું થઈ જાય અહીંયા મીડીયમ સાઈઝનું risk લે બરોબર છે કારણ કે તમે અહીંયા આગળ લો છો હવે તમારે વિચાર એવો છે કે રિલાયન્સ પચિસો હેસિ ચાલે છે બરોબર સર આપણે છે ને સત્યવિસો વિસ વિશે પહોંચ્યો ત્યારે તમે માનો છો કાં તો તમે સતિયવિસો વિસ વાળો પાંચ રૂપિયાનો પ્રીમિયમ બરાબર પાંચ રૂપિયા તમે સસ્તા મળી ગયું બરાબર પણ એવો રિલાયન્સ વધારે વોટ આપે ને આજે પાંચ રૂપિયા છે ને એ બહુ slowly move થશે તમને તમને પ્રોફિટ દેખાશે જ નહીં પણ માની લો કે તમે તમને એવું લાગી રહ્યું છે કે સત્યવિસો વિસ છે તમે પચિસો હેસિ વાળું પ્રીમિયમ લીધો અને રિલાયન્સ અને રિલાયન્સ નો ઉપયોગ તો એક સારી સ્પીડ હશે તમને પ્રોફિટ દેખાશે અને તમે પચિસો ચલિસ વાળી સાઈડ લઇને બેઠા છો એવું કહેવા માટે કે સત્યવિસો નું પ્રોફિટ થશે એ એક એક બહુ fast move થશે એટલે તમે જે અલગ અલગ સાઈડ purchase કરશો બરાબર અમુક explansive પ્રીમિયમ હશે જો cheap પ્રીમિયમ લીધું તો slow profit થશે average profit માં average profit આપશે અને expansive માં fast move થશે હવે સમજણ તમને કેટલી મોટી ગેમ છે તો એટલે લોકો તમને એવા સપના દેખાડે કે પાંચ રૂપિયાનું પ્રીમિયમ લઈને પાંચ બતાવો પણ એમાં મોટી movement આવશે ને પાંચ રૂપિયા ના પચ્સો સો રૂપિયા તેતલિસ ના તેપન રુપયા ક્યારે થઈ જશે ખબર નહિ પડે સમજાય છે ને એટલે આ બધી વસ્તુ ઓપ્શનમાં કોઈ એવું વસ્તુ નથી કે જે વસ્તુ cheap છે એ તમારા માટે best એવું નથી એટલા માટે એટલા માટે એટલા માટે જે વસ્તુ cheap છે ને એકદમ એક એક બબ્બે રૂપિયા અને પાંચ રૂપિયાની બરાબર એ અહીંયા ને અહીંયા આ સાઇડ આ બધું આ રીતના હોય અહીંયા થી પણ આ બધું basic માટે move થાય મારી જે નેટ એ તો seller ની માટે વધારે નહી એટલા માટે હું સસ્તું સસ્તું બતાવું કારણ કે મારે સ્ટોક નાખો. મારે મારી position બતાવવાની છે આ મારી main position નથી એટલા માટે હુ થોડો દુર જૈ સિટીની બહાર જે અને અમુક વસ્તુઓમા અવુ લખાન કરી ને અપુ કે જેમાં મારે બહુ ખર્ચો ન લાગે મારી main position બચે આ મારી main position આ ખેલ છે એટલે જે આપણું જે પ્રીમિયમ છે ને પ્રીમિયમ એમાં ડેલ્ટાનો ભાગ આવે એમ ગામા નો પાર્ટ આવે એમાં થેટાનો પાર્ટ અને એમાં મેગાન અને આ બધી વસ્તુ આપણે સમજીવી છે તો કઈ રીતે સમજશુ આપણે એવી તમને example બતાવું જુઓ હવે reset કરું છું અને reset માં આઈએમપી નામની સ્ટ્રેટેજી કરો ચિંતા ના કરતા મેં એમને સ્ટ્રેટેજી બનાવી છે બરોબર હવે આ સ્ટેજમાં ગ્રીસ દેખાય તો અહીંયા જુઓ તો અહીંયા જો મને ખબર પડી એ મારો ડેટા કેટલો છે મારો થેટા કેટલો છે મારો ગામાં કેટલો છે અરે મેગા અહીંયા ચિંતા ના કરતા તમને એવું લાગે ક્યાં ક્યાં આપણે mathematics કોઇદી interest અહિયાં કઈ નથી કઈ ચિંતા કરવા નથી જો હું તમને ખાલી એટલું જ કહેવા માગું છું કે તમે અહીંયા આ સ્ટ્રાઈક આ લો આ લ્યો આ લ્યો આ લ્યો આ બધાની કંઈકને કંઈક સ્પીડ હોય આ બધામાં અલગ અલગ સેક્ટર કામ કરતા હોય એ જે સ્પીડ છે ને એને શું કહેવાય ખબર છે ડેલ્ટા એ સ્પીડ કહેવાય ડેલ્ટા બરાબર હવે તમે અહીંયા વસ્તુ માર્ક કરો કે dહું છે તમને અહીંયા અને અહીંયા આપણે reset કરી નાખીએ આપણે છે અને એક વસ્તુ open કરીઓપ્શન થી બરાબર આ નિફ્ટીની ઓપ્શનથી અને આના ની option brack હવે તમને સમસ્યા એક વસ્તુ બહુ મજા આવશે okay નિફ્ટી અત્યારે અહીંયા છે અત્યારે આ શું છે કોલમ છે કોલ છે બરોબર આવું બહુ મજા આવશે આવું તમને કોઈને અત્યારે એક્ઝેટમાર્કેટ અઢાર હજાર એ ચાલે છે ત્યારે ડેલ્ટા કેટલો છે તેપન એટલે એનો મતલબ શું છે કે જો નિફ્ટીમાં સો પોઇન્ટ નો ઉછાળો આવશે ને તો આવડવું પ્રીમિયમ હશે ને તો તમને તેપનની સ્પીડે ગુમશે એ તમને પચાસ પોઈન્ટ નો ફાયદો થશે ખૂબસાઈટ પોતે થાય છે almost પચાસ પણ તમને એવું લાગે કે નહીં યાર નિફ્ટી અથાર આવવાનો હું તો ડાયરેક્ટ અથાર છસો વાડી સાઈડ પરચેસ કરો. કારણ કે તેનો પ્રીમિયમ સસ્તું હશે right જો સસ્તુ હશે ને પ્રીમિયમ તો તેનો ડેલ્ટા ફક્ત સતર જ છે એટલે સો પોઈન્ટ નું પ્રીમિયમ સતર પોઇંટ ડેલ્ટા એટલે શું દર સો પોઇન્ટે તમને કેટલું નિફ્ટી જોવા મળે તો હવે વિચારો જેમ જેમ તમે નીચે ગયા એમ એમ છનો મળશે માર્કેટ અથાર હજાર સાત્સો

બરાબર હવે તમે વિચારો તમને તો એમ થયું કે સો પોઈન્ટ જ્યારે માર્કેટમાં ચાલે ત્યારે મને પચાસ પોઇંટ નો જ ફાયદો મળશે ના મારે તો સીતેર પોઇંટ મળશે તો તમે આ વાળું પ્રીમિયમ હોય ને અઢાર હજાર બસો વાળો નિફ્ટી અઢાર હજાર બસો વાળું એ પ્રીમિયમ જોવા જસો ને તો એ વધારે કારણ કે એમાં તમને seventy પોઈન્ટ ની સ્પીપીડ મળશે તમારે eighty ની સ્પીડ જોઈએ છે તો વધારે પ્રીમિયમ ભરવું પડશે

જો

open interest યાદ છે ને મેં શું કહ્યું હતું કેટલી position change લોકો ઇન્ટરેસ્ટ છે volume એટલે કેટલા ટ્રાન્ઝેક્શન થાય છે બરાબર સમજાય છે હવે તમે વિચારો કે ઓપ્શનનું જે પ્રીમિયમ છે પ્રીમિયમ બરાબર છે જે અત્યારે આપણને અહીંયા સમજીશું કે આ પ્રીમિયમ બસો સાત રૂપિયા જો બસો સાત રૂપિયા એ ડેલટા મળી રહેશે કે કેટલું સ્પીડ ઉપર નીચે થવાનું ડેલ્ટાની speed control કરે છે ગામા બરોબર એટલે તમે વિચારો કે આ પ્રીમિયમ છે તમારું એ પ્રીમિયમ નું રીલ હોય ને એની સાથે ડેલ્ટા જોડાયેલો છે એ પ્રીમિયમ કહેશે કે તારે ચાડીસની સ્પીડે છે ઉઠવાનું છે પચાસની સાહીથની કારણકે તમે કેટલા રૂપિયા છે એના ઉપર આધાર છે અને ડેલ્ટાની speed decide કરવાનું કોણ છે ગામમાં આપણે ગામાં ને મળવાની કોઈ જરૂર નથી ખાલી ડેલ્ટા સમજાઈ ગયો હા ડેલ્ટા શું કામ સમજાવવાનો છે હવે હું એવું મારાથી કે મારા પાસે knowledge નથી અને મને એવું લાગ્યું એ reliance જવાનો છે આપણે સાત રૂપિયા પ્રીમિયમ છે પ્રીમિયમ થી buy કરો રિલાયન્સ સસ્તામાં સસ્તામાં અને હું મારા friend ને આપણે સસ્તામાં સાત રૂપિયા મળી ગયો તું કોણ છે atx છે તેતાલિસ રૂપિયામાં ભાઈ કર્યો પણ યાર સાત મળે તેને ખબર જ નથી કે એમાં ડેલ્ટા કેટલો છે બતાવો ડેલ્ટા ધીમો છે રિલાયન્સ જ્યારે સો પોઇન્ટ move થાય ત્યારે સારો પ્રીમિયમ દસ રૂપિયાનું અહીંયા જો રિલાયન્સ થશે તો મને તો પચાસ પોઇંટનો profit મળશે તો ડેલ્ટાનું શું કામ transfer તમે તમે આટલું બધું સર તમે આટલું બધું શું કામ ડેલ્ટા શું કામ શીખવાનું? ડેલ્ટા એટલા માટે શીખવાડું છું એ તમારે જોવાનું કે તમે શું buy કરો છો ને તમે શું cell કરો છો અને એમાં એ કેટલો ડેલ્ટા મળેલો છે જો તમે આ questions નહીં પૂછો તો તો તમેને પાચ હજાર બહુ મોટી position તમારી po આજે તો સ્લોમાં છે અને તમે પાાચ માં પચાસ હજાર કરવો છે ને તો લાખ રૂપિયા set કરે સોમાંથી એક position માં કંઈક રિલાયન્સમાં આવે આપણે મજા આવી જઈએ બરાબર અને ડેલ્ટા હવે થેટા થેટા થેટા એટલે શું બધું તમને અહીંયા દેખાય છે અહીંયા પાછળ છે ને સ્ટેટેજી ફિલ્ટરમાં છે ને સ્ટેટેજિક ઓપ્શનમાં હું ખાલી આટલું ટાઈપ કરું ને આ ત્રણસો પચાસ હવે એનો માની લો કે મારે ખાલી buy કરવો હોય ને તો હું ઓપ્શનમાં જાવ ને તો અહીંયા મને ડેલ્ટા બતાવે જો મને ડેલ્ટા કેટલો મળ્યો? fifty nine થેટા સારો છે એનો મતલબ એવો કે નીફ્ટી અપ્રોક્સ અપ્રોક્ષી એપ્રોક્ષી સો પોઇંટ move થાશે તો મને fifty nine point નો પ્રીમિયમ મળવાના chances છે મારા પ્રીમિયમના બરાબર અને થેટા negative છે. થેટા એટલે શું? જો ઓપ્શન છે અને ઓપ્શન ઓપ્શન આપણે નિફ્ટી અને બેંક કરન્સીમાં એડ કરતા હોય ને તો એમાં તમે મીડિયા કોન્ટ્રાક્ટમાં પણ જઈ શકો બરાબર પાંચનો monthly કોન્ટ્રાક્ટમાં monthly કોન્ટ્રાક એટલે પછી વિસ પચિસ દિવસનો કોન્ટ્રાક્ટ હોય બરાબર જેટલા દિવસ આવતા હોય monthly monthly એટલે પાંચ પાંચ દિવસનો કોન્ટ્રાક્ટ તો કોઈપણ આજે અહીંયા અહીંયા શું લખેલું છે કે નિફ્ટીનો આ બાવિસ ડિસેમ્બર નો કોન્ટ્રાક્ટ જો અહીંયા ડિસેમ્બર છે ડિસેમ્બર જાન્યુઆરીના કોન્ટ્રાક્ટ એટલે એક આખો month પૂરો થાય ને તો અહીંયા સ્વરૂપ છે ખતમ થવા આવે ને આ કોન્ટ્રાક્ટ સ્કૂટર ડિસેમ્બરનો month ખતમ થયો હવે નીકળો હવે જાન્યુઆરીમાં જાવ તો જરૂરી છે કે જે વસ્તુ start થાય છે એવા પૂરી થવાનું થવાનું છે એટલે શું થાય expired expired હવે જે રીતે કોન્ટ્રાક્ટ છે ફરી શરૂ કરું છું આ સારું થયું એટલે પૂરું તો થવાનું છે ને ધારો કે weekly તો આજે પ્રીમિયમ છે જે આપણને બસો સાત નું દેખાય છે એ પ્રીમિયમ ઝીરો થાવું પડશે કોઈ પણ particular સ્ટ્રાઈક ની વાત કરું છું અથાર હજાર ત્રણસો પચાસ ની સ્ટ્રાઈકનું આજે પ્રીમિયમ છે એને ઝીરો થવું પડશે આવા બધા જે અલગ અલગ સ્ટ્રાઈકના પ્રીમિયમ છે એને ઝીરો થવું પડશે તો જ નવો મહિનો ચાલશે નહીં તો કેવી રીતે ચાલુ થશે તમારી પાસે પિજ્જા હટ નું કુપન હોય તેમ લખેલું હોય ને તે આ કુપન valied છે પાંચ દિવસ માટે પછી કાંઈક એની value નથી ઓપ્શનમાં ઓપ્શનમાં અલગ અલગ કોન્ટ્રાક્ટ વિરોધ થવું પડે તો આ વિરોધ થવાની procces એટલે આ બસો સાત છે એની વેલ્યુ ધીરે ધીરે કરતા ઓછી થવાનું કામ કોણ કરશે થેટા નમસ્કાર!

કેમ છો તમે? હું મજા માં છુ તમે કેમ છો? બસ મજા માં શાંતિ હો ક્યાંથી છો તમે? હું કાલાવડ જામનગરથી છુ તમે ક્યાંથી છો? વાહ વાહ હું પણ જામનગરનો જ છુ બહુ સરસ. અત્યારે ક્યાં રેહવાનું હાલમાં તમારે? અત્યારે હું રાજકોટ રહું છુ તમે કઈ side રહો છો? વાહ હું પણ રાજકોટમાં છુ હાલમાં અભ્યાસ કરું છુ.

હું પણ અત્યારે અભ્યાસ જ કરી રહ્યો છુ RK university માં.

એવું મારવાડ university માં BTECH કરી રહ્યો છુ. computer engineering માં.

તમારો interest વિષે થોડો બતાવશો. હાલ માં તો મારો college નો અભ્યાસ શરૂ છે ત્રણ વર્ષ થયી ગયા છે ને સાથે સાથે હું internship બી કરી રહ્યો છુ gateway group of companies માં. બહુ સરસ, તમે ત્યાં શું શીખી રહ્યા છો? એ હાલમાં તો web technology ઉપ્પર work કરી રહ્યો છુ. હમ સરસ એમાં સારી સારી websites અને technology નો use ઘણા નવા software અમે બનાવી રહ્યા છીએ. હમ સરસ તમારો શું અભ્યાસ છે? હું diploma mechanicalRKuniversity માં કરી રહ્યો છુ. વાહ સરસ હાલ માં ક્યા છો તમે અત્યારે હાલમાં હાલમાં મારું third sem ચાલુ છે. હું internship માં છુ. Gorecha Metal Tech કરીને ત્યાં internship માં છુ અત્યારે. બરાબર, ત્યાં તમારે શું કામ કરવાનું હોય છે? ત્યાં departmentQC માં છુ. ત્યાં designing માં શીખવામાં આવે છે QCdepartment માં આવે છે. plan maching inspector શું એ અત્યારે બધુ શીખવાડે છે અહિંયા. સરસ તો તો ગણી ગણી નવી વસ્તુ શીખવા મળતી હશે ને તમને? હા, અમને college કરતા જે internship માં થોડીક વધુ બધુ શીખવા મળે છે. કેમ કે practical knowledge માં બધુ શીખવા મળે college કરતા જ્યાં એટલે અમને ત્યાં વધુ interest છે gorecha metal માં. એ સારી વસ્તુ કહેવાય, બસ એવુજ કઈક અમારી સાથે ભી છે કે જે વસ્તુ college માં શીખવાડતા હોય એ

College ના આપણને practical માં college ના કરતા આપણને practical આપણે વધુ યાદ રહે અને વધુ એમાં સમજણ પડે.